એની બાજુમાં લોખંડની ગોળી મૂકેલી છે આગળના ભાગમાં એક બાઇક મૂકેલી છે.

જે કાચના અંદરના ભાગમાં રૅક માં મુકેલા છે કાચની ફરતે ફ્રેમ લગાવેલી છે.

ટ્યાં એક મંડિરનું દ્રશ્ય દેખાય છે ટેના સામેના ભાગમાં ઘણી બઢી એલ_ઇ_ડી લાઇટો લગાવેલી છે.

બસ નો કલર લાલ અને ગ્રે છે વાદળ ચોખ્ખું અને સફેદ છે.

તે લીલા અને વાઈટ કલર માં રિલાયન્સ પેટ્રોલ પંપ એમ લખેલું છે.

જેના આગળના ભાગમાં ઘણી બધી ખુરશીઓ સફેદ કલર ના કાગળ વારી સરસ મજાની ગોઠવેલી છે.

પાછળના ભાગમાં ઉપર એક એ_સી લગાવેલો છે ચાર એલ_ઇ_ડી લાઇટો દેખાય છે.

એલ_ઇ_ડી લાઇટ ના પાછળના ભાગમાં એક વોલ ફેન દેખાય છે ફરતે સ્ટાઈલો ચોંટાડેલું હોય એવું લાગે છે.

આપેલા દ્રશ્યમાં જુદા જુદા પ્રકારની ઘણી બધી સ્ટાઈલો દેખાય છે પાછળના ભાગમાં એક દિવાલ છે એ બ્રાઉન જેવા કલર ની છે તેમાં રૂફ સર્વિસ એવું લખેલું છે.

એક મોટું વૃક્ષ દેખાય છે દુર એક ઈમારત દેખાય છે તેના સામેના ભાગમાં એક વૃક્ષ દેખાય છે તે ઇમારતના પાછળ માં બીજી એક ઈમારત દેખાય છે.

દૂર ઘણા બધા વૃક્ષો દેખાય છે ચર્ચના બાજુમાં ના ભાગમાં મોટી બિલ્ડીંગ છે.

એક કાચનો ગેટ જેવો દેખાય છે તેના પાછળના ભાગમાં ઘણી બધી એલ_ઇ_ડી લાઇટો દેખાય છે.

આપેલો દ્રશ્ય કોઈ લેડીઝ ની જેન લેડીઝ ની દુકાન નો દેખાય છે.

આપેલા ડ્રશ્યમાં થોડાક છોકરાઓએ મિલેટ્રી વાળી ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેર્યુ છે.

એક છોકરો પાછળ ખુરશી પર મુકેલો રાષ્ટ્રધ્વજ પકડી રહ્યો છે પાછળના ભાગમાં બી_ડી વર્લ્ડ સ્કૂલ એમ લખેલું છે.